બાકીના પાંચ પુરુષ વ્યક્તિ અને એક મહિલા એ લોકો બેઠા છે.

છબી એક લોબી ની છે લોબી ખૂબ જ વિશાળ છે.

આ છવિમાં એક કાર જેનુ બોનેટ ખોલી નાખવામાં આવ્યુ છે.

આ જ રીતે ઘણી બધી પ્રકારોની માટીના કોડિયામાં મીણબત્તીઓ સગ સળગાવવામાં આવી છે.

ભૂરા રંગના ફુગ્ગાઓ લગાવવામાં આવ્યા છે અને પાછળ ખૂબ સરસ પીળા રંગનો મંડપ પણ બાંધવામાં આવ્યો છે.

જ્યા લખ્યું દેખાય છે વેલકમ ટુ વાઇલ્ડ એન્ડ સેન્ચ્યુરી

અને હોટલ ની બાજુમાં શ્રીનાથ નામની એક મોટી ઈમારત પણ છે.

છવીમાં એક મહિલા જે લીલી સાડી પહેરી હાથમાં કાગળ લઈ કશું ભાષણ આપી રહી છે.

મંદિરની બાજુની ઈમારત ઉપર પંચરત્ન બુદ્ધ વિહાર લખવામાં આવ્યું છે.

સાથે બહાર ભૂરા રંગનું એક મોટું ડસ્ટબીન પણ મૂકવામાં આવ્યું છે.

અહીં ડિજિટલ ઘડિયાળ પણ છે જેમાં સમય બે વાગ્યા ને આઠ મિનિટ અને છવ્વીસ સેકંડ બતાવી રહ્યો છે.

આ છવિમાં કસરત કરવા માટેના ઘણા બધા સાધનો મૂકવામાં આવ્યા છે.